વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 52 સંસ્થાપિત કરીશ
આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે
તમે scilabઓર્ગ વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો
પ્રોડક્ટ્સ ઉપર જાઓ ડાઉનલોડ પસંદ કરો અને ક્લિક કરો નીચે સ્ક્રોલ કરો વિન્ડોઝ સેક્શન હેઠળ સ્કિલાબ52 પસંદ કરો
આ એક્સે ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે
સવે ફાઇલ ઉપર ક્લિક કરો ડાઉનલોડ શરુ થાય છે
તે થોડો સમય લેશે
હું આ મીનીમાઈઝ કરીશ
હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ
ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે
સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો
ઇન્ટેલ માથ કર્નલ લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે
હું આ મીનીમાઈઝ કરીશ
સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો
રન ઉપર ક્લિક કરો
સેટ યુપી લેન્ગ્વેજ તરીકે ઇંગ્લિશ પસંદ કરો
ઓક ઉપર ક્લિક કરો
આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે
ચાલુ રાખવા માટે નેક્સ્ટ પર ક્લિક કરો
લાઇસેન્સ એગ્રીમેન્ટ સ્વીકારો
નેક્સ્ટ ઉપર ક્લિક કરો
તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો
નેક્સ્ટ ઉપર ક્લિક કરો
ફુલ ઇન્સ્ટોલેશન માટે જાઓ
નેક્સ્ટ ઉપર ક્લિક કરો
સંસ્થાપન શરુ કરવા માટે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો
ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે ઓક પર ક્લિક કરો
આ સાઈલેબ માટે ઇન્ટેલ માથ કર્નલ લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે
આ થોડો સમય લેશે
ઇન્ટેલ માથ કર્નલ લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે
આ થોડો સમય લેશે

સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે
ફિનિશ ઉપર ક્લિક કરો
આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 52 લોંચ કરશે
હું આ બંધ કરીશ
આ સમયે આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે
આ નીચે યાદી થયેલ છે
ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilabઇન વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે
તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે
તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે
લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે
આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ
આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે
અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ
સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે
તેઓ spoken tutorialઓર્ગ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે
આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે
આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે
અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ
અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ
અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ
સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે
સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે
અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ
અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ
અમે ઓડિયો વીડિયો આપોઆપ અનુવાદ વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ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
જોડાવા બદ્દલ આભાર